બધા જઈશું તો સાથે જઈશું પણ એમાંથી હવે એક નથી આવાનો તો પછી અમે વિચાર તાળી દીધો કોણ છે એ એતો તને ખબર જ એનો નામ

હા એ તો એવુજ કઈ વાંધો નહી મળાશે તો ખરું હમણાં થોડા દિવસ માં અને આવતા મહિના માં તમરો ભી જન્મ દિવસ આવે છે અરે એનું તો વાત જ ના કર મારા જન્મ દિવસ માં હમેશા પરીક્ષા હોય છે અને આ વખતે પણ મારી પરીક્ષા મારા જન્મ દિવસ પર જ છે

છેલા ત્રણ વર્ષ થી આ જ વસ્તુ ચાલે છે કઈ કઈ આવી જ જાય છે મારા જન્મ દિવસ પર

કોઈ નહી આપળે જન્મ દિવસ પછી ઉજવીશું આમ ભી આપળે ડર વખતે એજ કર્યે છે દર વર્ષે આપળે એજ કરતા હતા કે પરીક્ષા આપળી આપતી જાય પછી આપળે તારો જન્મ દિવસ ઉજ્વળતા હતા કોઈ નહી આપળે જન્મ દિવસ પછી ઉજવીશું

ઓહ ઓહ તો રંગો સાથે ભી રમાશે તારે હા એટલે મને કોલેજ માં આવુંની થોડું જ આ અઘરું લાગી રહ્યું છે કે જન્મ દિવસ ના દિવસે એક તો નવા કપડા પેહ્વારનું વિચારતા હોયીયે આપળે અને ઉપર થી પાછી એ દિવસે હોળી ધૂળેટી છે

અને કોલેજ માં તો હોળી ધૂળેટી કેવી રમાય એ તો તને સારી રીતે ખબર જ છે હા એટલે જ ને હવે ધૂળેટી ના દિવસે અને જન્મ દિવસ ના દિવસે

બોલ તો એ દિવસે ભીના કપડા પેહ્રીને આવાના

તો કોઈ વાંધો નથી જન્મ દિવસ હોય પણ એ નવા કપડા ભી તું હોળી ધૂળેટી ના દિવસે એમ રંગો થી એમ રંગાય દયીસ એ ચાલશે ના કપડા તો મારા જીવ જ છે

અને એમ ભી તારા કપડા ભૂ મોંઘા એ છે ના એ હું સારા બ્રાંડ જ લેતું હતું ડર વખતે તો પછી એટલે જુના કપડા પેહરી ને આવાના બગડે ભી નહી વિચાર સારો છે બાકી તારો જન્મ દિવસ છે તુયે શું વિચારીયું છે કાલ ના દિવસ માટે

કોલેજ માં હશે ને કૈક તો

પાર્ટી વાર્ટી નહિ આપે ના પાર્ટી નહી જો માંગે તો આપી શું પછી શું લાવે તારે માટે કાલે પેહ્રવા માટે આમ તો જીન્સ અને ટી શર્ટ અને ઉપર jacket પેહ્રીને જયીસ હા હા સરસ ફોટો પડાજે હવ અને ફોટોસ પડીસ તને મોક્લીજ

હમમ એ દિવસે પોતે ખોલેલા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

એ ભી છે એમ એની ઉમર રમવાની અને કુદવાની છે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

અત્યારે એની ઉમર છે રમે છે હા અને મને તો અત્યારે બહુ યાદ આવે છે આપડા સ્કૂલ ના દીવસે ને એ ભી બહુ યાદ આવે છે હા આખો દિવસ સવાર થી સ્ચોલો જતા રેહતા હતા તવા આડા કેળા થાય ને પાછા ઘરે આવતા હતા એ ટાઇમ પર કઈ પડી નથી નહિ થાય તો નહી નહિ થાય તો નહી મોડા ની કશું નહી જેમ તેમ જતા થા જેમ તેમ આવતા હતા મજા હતી એ ટાઇમ પર અને મને તો સ્કૂલ લાઈફ કરતા વધાર તો મને નાનપણ બહુ ગમે છે હમ મારા માતા પિતા એ અમુક ફોટોસ અંને વિદેઓસ ખેચી રખ્યા છે મારા નાનપણ ના તો એ જોવું તો મને બહુજ યાદ આવે કે મારા નાનપણ ની કે હું કેવો હતો કે કેવો નતો એ ભી મને ખબર પડી છે અને આનું ટેન્સન ફ્રી એક્દુમ જલસા ભર જીવન એવું લાગતું હા એ તો નાના બચ્ચાઅઓને એજ તો કરવાનું હોય મારા ઘરે એવી કઈ સુવિધા નહિ હતી કેમરા ની મારા ખાલી સાદા સાદા ફોટોસ છે એ આપળે સ્ટુડીઓ માં જઈને પડાયીયે ને એ વાળા મન સ્તુદિઓસ વાળા ફોટોસ ભી જોય ને બહુ મજા આવતી હોય હા એજ કેમરા કશું હોતું નહી તો પણ આપળે ફોટો લીધેલા એ અત્યારે જોયીયે છે ત્યારે આવું થાય છે કે વાહ કેટલું મસ્ત છે આ બધું કાસ આપળે પાછા એ સમય માં જાય સકતા

કારણ કે આ સમય આ સમય ગયા પછી પાછું નહી આવે હા મેં દરરોજ રાત્રે બગીચા માં જાઉં ને તો નાના નાના બાળકો હીચકા પર બેઠેલા હોય એટલા મસ્ત લગતા હોય ને મેં દર્ર વખતે જોયને મામ્મું ને કહ્ય તો મામ્મું એક જમાનો હતો જયારે હું પણ એટલું નાની હતી દરરોજ આવતી હતી તું મને લઇ ને આવતી થી હવે આટલું મોટી થઇ ગયી છું હીચકા માં પગ ભી નહી આવતા મારા પણ તો ભી મને જોઇને એટલું મસ્ત લાગે ને મેં તો અત્યાર પણ હીચકા ખાઉં છે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 હા પણ એ હિચકો અલગ છે અને જે બગીચા માં આપળે હીચકા ખાતા હતા એ વસ્તુ અલગ છે

બગીચા ના હીચકા હતા એમાં બહુ મજા આતી હતી

હીચકા છે પહચી લસણપટ્ટી છે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 ઓછ મારે તો વજન અત્યારે છે સારું એવું છે એટલે મારે ઉતારવાનું જરૂરત નથી એટલે હું નથી જતો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

બધા નથી આવડતા પણ જેટલા ભી આવડે છે એટલા કરું છું આ હા તો થોડું માર્ગદર્શન આપજે મને હા અને હવે કેવું થઇ ગયું છે કે યોગા એટલા ટાઇમ થી કરું છુ તો હવે એક દિવસ ભી ના કરું તો એવું લાગે છે કે કાયિક કર્યું નહિ આજે એમ કઈ ખૂટ્યું એવું સ્થીથી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 દરરોજ સવારે દસ થી પંદર મિનટ કરી લેવાની અચ્છા મારા થી તો સવારે ઉઠાથું નથી અને ઉપર થી પાછા શિયાળા ના દિવસે એવું જ થાય કે સુઈજ રહું સુઈજ રહું હા તો અત્યારે રજાઓ ચાલે છે તો સુઈ રેહવાનું હા પણ તુએ આજે યોગા નું વિચાર આપ્યો એના પરથી થી મને ભી થયો કે હવે હું પણ ઉઠી ને યોગા જરુ થોડું

હમ યોગા અને ધ્યાન અને પછી રાત્રે કસરત થઇ સકે

બસ કાયિક નહી આજ બધું છે તારે ફરવાનું પતિ ગયું બસ મારું હવે પણ એક સેમેસ્ટર કર્યું છે હવે બીજું સેમેસ્ટર ચાલુ થશે પરમ દિવસ થી તો જોયીયે હવે કોલેજ માં જયીયે બનીશું હા પેહલા દિવસ થી જ ભણવાનું ચાલુ કરી દેવાનું પહચી છેલા દિવસે બધું એક સામટું ના આવે એજ હવ વિચાર તો આવતો હોય છે પણ પછી એનો અનુકરણ નથી થતો એ અલગ વસ્તુ છે તેજ સૌથી છેલા દિવસે આપળે વાંચવાનું બેશુ ભલે ને પેહલા દિવસ થી વિચારી લિયે આપળે

બરાબર કોઈ વાંધુ નથી તું વાચ મને આમ ભી મારી મમ્મી નીચે બોલાવે છે મને જાઉં જ પડશે હા હા વાંધો નહી ચલ મળીયે આપળે bye bye

આ topic હિન્દુધર્મ વિષે છે હિન્દુધર્મ માં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે મારા જીજ્ઞાસા મન માં આ પ્રશ્ન નો કીડો વર્ષો સુધી હતો પણ હવે કદાચ નથી ગણા લોકો જે હિન્દુધર્મ માં છે એ આ એ પણ આં પ્રશ્ન વિષે મજાક ઉડાવતા હોય છ પણ પણએ વિચારવા નું કે હિન્દુધર્મ સહીત તમામ ધર્મો એમ કહેત્તા હોય કે ભગવાન એક છે તો પછી આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ક્યાંથી આવે સીધો જવાબ આપવા નો પ્રયત્ન કરીશ

ખ્રિસ્તી ધર્મ માં પવિત્ર બાઈબલ જેટલું મહત્વ નું તેટલું જ મહત્વ નું વંશ વેલ નું છે એવી રીતે હિન્દુધર્મ માં પવિત્ર રામાયણ મહાભારત નાં ગ્રંથો સિવાય પુરાણો નું

જયારે હિંદુધર્મ માં હિન્દુધર્મ માં દેવતા ઓ વિશે દેવતા ઓ વિષ કોઈ ચર્ચા થાય છ ત્યારે કોટી કોટિન એટલે પેલો જ સતત સંભળાય છે હિન્દુધર્મ નાં સૌથી પવિત્ર સ્થળો પર મુલાકાત લો અને આખી દુનિયા ઉપર ફરી વળ તો પણ તમને તેત્રી કરોડ તો નહી પણ કદાચ તેત્રી જુદા જુદા દેવતા ઓ નાં પણ મળશે પણ ત્રણસો તેત્રી દેવતાઓ ના મંદિર મળવા મુશ્કિલ થઇ જશે તો પછી આ તેત્રી કરોડ નો આંકડો આવ્યો ક્યાંથી ગણા લોકો એ ભૂલી જાય છે કે હિન્દુધર્મ માં ભગવાને આકાશ સહીત જ છે ઈલા કાળ ભગવાન હિંદુ મંત્ર છે અને એ ઉપરાંત હિન્દુધર્મ માં ગણા ગણા દેવતાઓ માં પ્રતિક આત્મા સ્વરૂપ વર્ણન છેએનું અર્થ એક કે ગણા બધા શ્રુષ્ટિ નાં પ્રતીકો ને દેવતાઓ તરીકે ગણવા માં આવ્યા છે હું ફક્ત હિન્દુધર્મ ની જ વાત કરું છું કારણ કે મને મારા ધર્મ વિશે આટલું જ્ઞાન તો હોવું જોઈએ એવું દ્રઢ પણે માનવ છું પણ મારી આ માન્યતા નાં બીજા ધર્મ નાં કોઈ બીઈજા ક્નસ્યાપ ને ઢાંકી દેવા નું કે તેમને નીચા દેખાડવા નાં અહી મૂળ વાત પર આવી જઈએ બીજો એક કન્સ્ય્પ પણ જણાવી દઉં તેત્રી કરોડ દેવતા ઓ એટલે ભગવાન નહી દેવતા ઓ એટલે ભગવાન જેવા પણ ભગવાન પણ ભગવાન સમક્ષ નહી ભગવાન દરેક ધર્મ ધર્મ માં કીધું છે કે એમ એક જ હોય છે પણ ભગવાન ને સમગ્ર શ્રુષ્ટિ ચલવવા માટે જે જુદા જુદા પ્રતિનિધિત્વ અપાય છે એને દેવતા ગણવા માં આવે છે હવે અગાઉ કહું તેમ હિન્દુધર્મ માં પ્રત્યેક વાત નું મહત્વ એ રીતે હોવું હતું કે ભગવાન ની શક્તિ ને ઓળખ તો તેમની પ્રસન્ન માટે કે એમની સાધના કરનાર ને દરેક ભગવાન ના ભગવાન સાધના કરનાર દરેક ભગવાન ના પ્રતિનિધિત્વ એટલે કે પ્રતિક તરીકે દેવતા ગણવા માં આવતા હતા

અને વિશેષ ક્ષ શક્તિ ઓ ધરાવે છે તે બધા સરીર અને નિધિઓ જે દેખાયા છીએ કે ભ્રમ નાં અભિવ્યક્તિ તરીકે તરીકે અભિવ્યક્તિ તરીકે દેવતાઓ ગણ્યાયા ગ્નાવ્શ વાલ્કાલીયા નામ નાં ઋષીએ રુહ્દારાનાક્ય ઉપદેશ્ય લક્ષ્ય છે તેમાં આ તેત્રી કોટી દેવતા ઓ ની વાત સમજાવવી છે ત્રીજા શ્લોક માં એમ કહ્યું છે યાગ્ના કે યજ્ઞ વાત્સલ્ય ઋષિ એ કે તેત્રીસ કરોડ નહી પણ તેત્રી મુખ્ય દેવતાઓ છે તો આ તેત્રી નમ્બર ગ્રહો ના ઉપ્નેશીદીયો કય દ્વારા સમજાવવા આવેલ વેદિક દેવતાઓ એ સંખ્યા માં નજીક દેવતાઓ ની સંખ્યા ઓ માં આવે આ તેત્રી કોટી દેવો છે અહી તેત્રી કોટી એટલે તેત્રી પ્રકાર ના દેવતા પણ તેત્રી કરોડ નહી કોટી એટલે પ્રકાર આંઠ વાશુ અગિયાર બાર આદિત્યા બે પ્રજાપતિ total તેત્રી આંઠ વશું નીચે પ્રમાણ નાં છે આંઠ લવ્ડ વંશુ અશ્વ વશું સોમ વશું જળ વશું વાયુ વશું અગ્નિ વશું બાર મુ અજાયક અજાયક પર રુદ્ર ચૌદ મુ પીનાકીય રુદ્ર પન્ન પંદર મુ ભવાનીશ્વ્ર પર રુદ્ર સોળમું કપાળી રુદ્ર સત સત્તરમું દિગ્વતી રુદ્ર અઢાર મુ દનાવતી રુદ્ર ઓગણીસમું સ્થાનું રુદ્ર બાદ આદિત્ય નિત્ય પ્રમાણે છે તથા આદિત્ય આદિઅમા આદિત્ય મીત્યામાંદીત્ય કાતુંનાદીત્ય અનશ્વ આદિત્ય ભાગ આદિત્યવિવે વિવન સવન પછી દંડાત્યેય આદિત્ય ઉજા આદિત્ય પર્જાયા આદિત્ય પરજ પર્જાયા આદિત્ય આદિત્ય આદિત્ય બે પ્રજાપતિ નીચે પ્રમાણે પ્રજાપતિ અને બીજું પ્રજાપતિ અમીત્સંત્કાર આ તેત્રી દેવો માં તે વખત નાં જીવતા પ્રાણીઓ ની સંખ્યા મેળવવા માટે તેત્રીસ સુણ્યો ઉમેરવા માં આવી તેત્રી સુનય ઉમેરવા માં આવ્યા કારણ કે દરેક જાતી પ્રજાતિ ના તમામ લોકો નું પ્રતિનિધિત્વ આવરી લેવા માં આવ્યું તેથી તેત્રી કરોડ અથવા તત્રણસો તેત્રી million દેવો ની અભિવ્ક્તી રજુ કરી મેં તેત્રી કોટી દેવતા ઓ ને ગણા લોકો એ તેત્રી કરોડ તરીકે આ વાત માં બીજા ગણા ધાર્મિક ગણા એવા સંદર્ભ છેમાટે વાંચ્યા પછી બિનજરૂરી પ્રશ્નો પૂછવા અથ કોઈ પણ ધર્મ ને ઉતારી પાડવા નો કે મહાન્ગના અને ચેષ્ટા કરવી કારણ કે મારા તમારા જ્ઞાન ની ઓછત વિછત ની બહાર લાયક આ બધી વાતો ને એટલી ગહન છે કે મારા તમારા ગાંડું એ અને એના જ જવાબ મળવા મુશ્કિલ છે જેથી comment કરતા પહેલા જરા જરા આજ આપડા હિન્દુધર્મ ની મહાનતા છે એટલે હિન્દુધર્મ માં તેત્રી કરોડ દેવતાઓ નહી પણ તેત્રી કોટી દેવતાઓ છે કોટી એટલે કરોડ નહિ પણ તેત્રી પ્રકાર નાએમાં પ્રજાતિઓ પ્રજાતિઓ પ્રજાતિઓ વશું અગિયાર રુદ્ર

નમસ્કાર ચૌહાણ પ્રિયાંશ તમને આજે વાર્ત્નીક પ્રતિમા નું વર્તન વાંચનાર જાણેતા જે બી watson દ્વારા પ્રતિમાન ને દર્શાવામાં આવેલો છે તેઓ નાં માટે વ્યક્તિ ના વર્તન ની અસાધારણતા નો આધાર વાતાવરણ પર રહેલો છે વાતાવરણ સાથે ની અંતર્ક્રીયા માંથી અનુભવ અને મહાવરા ને પરિણામે તેમજ પ્રતિક્રિયા ને મળતા પ્રલાબ્ન્ન ને આધારે વ્યક્તિ થી વર્તન વર્ત્નાભાતો શીખે છે લાંબા સમય ની એક ધરી વર્તમાન ટેવ માં પરિણમે છે જ્યારે વ્યક્તિ પોતાના વર્ત વાતાવરણ માંથી ખુશુમાં યોજિત વર્તન ભાતો શીખે છે ત્યારે તેના માં અસાધારણ વર્તન ઉદ્ભવે છે જો સીખાયેલ વર્તનાભાતો નું સ્વરૂપ બદલી દેવા માં આવે તો કુસુ કુસુમ યોજીત વર્તન ને સુમ સુમ યોજિત વર્તન બનાવી શકાય છે અને વ્યક્તિ માં સાધારણ વર્તન જન્માવી શકાય છે વ્યક્તિ વાતાવરણ માંથી વર્તન ભાતો કેવી રીતે શીખે છે આ પ્રશ્ન ની સમજુતી વર્તન વાદ સમયમાન થતી એક પ્રક્રિયા ઓ ને આધારે આપે છે શાસ્ત્રીય અભીસંન્ધાન અને પ્રીયાત્મક અભિસંધાન શાહ્સ્ત્રીય અભિસંધાન નું સિધાંત russian શરીર શાસ્ત્રી એ વન પેટ્રોવીચ પાવ્લોવે એ આપેલો છે શાસ્ત્રીય અભિસંધાન ઉપ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચે ના સાહસ્ચાર્ય પર ભાર મુક્યો છે વિદ્યાર્થી મિત્રો પાવ્લોવ ના પ્રયોગ ને વિસ્તાર પૂર્વક સમજ્યા છીએ આપને જાણીએ છીએ કે કુદરતી ઉપ્દીપક સાથે વારંવાર જોડ માં રજુ થતું તટસ્થ ઉદીપક ઉતરાથી ઉદીપક જોડેલ જોડાયેલી પ્રતિક્રિયા જન્માવે છે શાસ્ત્રીય અભીસંધાન નું અસાધારણ મનોવિજ્ઞાન માં આગવું મહત્વ છે કારણકે ઘણી બધી શારીરિક અને ઘાતક પ્રતિક્રિયાઓ જેવી કે ચિંતા ભય જાતીય ઉતેજના મદ્યપાન કે દ્રવ્ય સબંધી આ ચિંતા વગેરે મોટે ભાગે અભીસંધાન થી શીખાયેલ પ્રતિક્રિયા હોય છે એટલે કે આ પ્રકાર ની માનસીક વિકૃતીયો એ અભિસંધાનનું જ પ્રેનાનું હોય છે દાખલા તરીકે ભય ઉત્પન કરે તેવા વિચાર ભયાનક સ્વપન કે કલ્પના કરેલી કેટલીક પરીસ્થીતીયો એ તેના મન માં પહેલા ભય ઉત્પન કરે છે જે અંધારા કે અજાણ્યુ વ્યક્તિ સાથે જોડાય આથી ભય કે ચિંતા ની વિકૃતિ જન્માવનારા ઉદીપકો એટલા ભય જનક નથી હોતા તેટલા પ્રમાણ માં વ્યક્તિ તેના માટે ભય ચિંતાના અનુભવો હોય છે શાસ્ત્રીયતા અભિસંધાન માં કુદરતી ઉદીપક તટસ્ત ઉદીપક આ બંને ને જોડતા માં રજુ કરવામાં આવે છે તો અભિસંધાન દ્રડ બને છે પરંતુ જો તટસ્ત ઉદીપક રજુ થયા બાદ કુદરતી ઉદીપક ને રજુવાત કરવામાં વિલંબ થાય અથવા તો રજુ કરવામાં ન આવે તો શીખાયેલ અભિસંધાન સીથીલ બને છે અથવા તો ધીમે ધીમે નષ્ટ થાય છે તેને વિલોપન કહીએ છીએ અસાધારણ વર્તન જેવા કે ભય

ક્રિયાત્મક અભિસંધાન ની પ્રક્રિયા સાથે બી એફ ઇનર નું નામ સંકળાયેલું છે

સામાન્ય રીતે વ્યક્તિ વિધાયક એક પ્રબ પ્રબલન મેળવવાનો અને શિક્ષા થી દુર રેવાનો પ્રયત્ન કરે છે પ્રબલન વ્યક્તિ ની પસંદ માનવ ઘડે છે જે વર્તન ને પ્રબલન મળે છે

બિનહરે પ્રબલન અને ઉદ્દીપક ની વિભેદનની સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુસુમાયોજીત વર્તનને મૂંઝાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે વ્યક્તિ પોતાની સમક્ષ ઉપસ્થિત બે ઉદ્દીપક વચ્ચેના ફેરને સમજી શકે તો પરી પરિસ્થિતિ સાથે સમયોજિત થઇ શકે છે ઉપસ્થિત ઉદ્દીપકો માંથી કયા ઉદ્દીપક પ્રત્યે કેવા પ્રકારની પ્રતિક્રિયા કરવાથી કેવા પરિણામો આવશે તે અંગેની સમાજીક કરાવનાર વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે સમાયોજન કરી શકે છે ત્યારે આવી સમજ ન ધરાવનાર વ્યક્તિ કુસુમાયોજનનો શિકાર બને છે જે લાંબા ગાળે સાધારણ વર્તન જન્મ આપે ત્યારે વ્યક્તિ ઉદ્દીપકો માંથી મહત્તમ ઉપયોગી ઉદ્દીપક ને સમજી એના પ્રત્યે યોગ્ય પ્રતિક્ર પ્રક્રિયા નથી દર પર તો ત્યારે તે વારંવાર નિષ્ફળ જાય છે અને વારંવારની નિષ્ફળતા વ્યક્તિને કિન્નતા તરફ ધોકેલી દે છે આમ વર્તનવાદી સ્થિતિમાં એ માનવ વર્તનમાં શિક્ષણને કેન્દ્રમાં રાખી વાતાવરણ અને પ્રબલન ના આધારે સાધારણ અને અસાધારણ વર્તનની સમજૂતી આપે છે બોધાત્મક પ્રતિમાન વિશે વર્તનમાંથી મનોવૈજ્ઞાનિકો એ જેનું નિરીક્ષણ થઈ શકે માપન થઈ શકે અન્ય વ્યક્તિઓ દ્વારા જેની ચકાસણી કરી શકાય તેવા વર્તન સ્વરૂપોનો સ્વીકાર કર્યો અને મનોવૈજ્ઞાનિક વિશે એ વસ્તુમાં સમાવેશ કર્યો એવોએ માનસિક અથવા પ્રક્રિયા ઓ ને વર્તન પર થતી અસર ને સ્વીકારી કારણ ને માનસિક કે બૌધાત્મિક પ્રક્રિયા મુજબ સાપેક્ષ નિરિક્ષણ થઇ શકતું નથી આની વિરુધ માં બોધાત્મિક પ્રતિમા ને માનવી ના વર્તન પર જેમ્સ સ્મુતી જેવી પ્રક્રિયાઓ ના માહિતી પ્રક્રિયાત્મક તંત્ર અને તેમજ ઉચ્ચમોના વ્યાપારો જેવા કે નીચેના કલ્પના આયોજન નિર્ણય પ્રક્રિયા ની અસર વગેરે સ્વીકારીયા વ્યક્તિ ના વર્તન પર પરિસ્થિતિ ના પરિબળો કરતા પરિસ્થિતિ નો અર્થઘટન વધુ અસર કરે છે વ્યક્તિ જે મુજબ નું અર્થઘટન કરે છે તેવી જ રીતે વર્તન કરે છે વર્તન ની સધારનતા અને અ સધારાનતા નો આધાર વ્યક્તિ ના કરેલા અર્થઘટન પર હોય છે બોધાત્મક પ્રતિમાન માં માહિતી પ્રક્રિયા કરણ ને વધુ પ્રાધાન્ય આપવા માં આવે છે આ પ્રક્રિયા કરણ માં વ્યક્તિ વાતાવરણ ના ઘટકો કે પરીસ્થિતિયો ને કેવી રીતે ગ્રહણ કરે છે કઈ ઘટનાઓ ને પ્રધાન્ય આપી તેને સ્મૃતિ માં ટકાવે છે તેમજ તે ઘટના સાથે ના અનુભવ નો ઉપયોગ કરી કઈ રીતે કરે છે વગરે બાબત નો સમાવેશ કરવા માં આવે છે આ પ્રક્રિયાકરણ માં મુખ્ય ત્રણ ઘટકો સમાયેલા છે ધ્યાન સ્મરણ સંગઠન મહાત્મ્ક રચનાયો ઉધાત્મક પ્રતિમાન માં આ રીતે વર્તનવાદી મનોવૈજ્ઞાનિક એ જેમનું નિરીક્ષણ કરેલું કેવી રીતે આપવામાં આવે છે રણમાં ખિલ્યું ગુલાબ બે જવાનીના મિલનની હાય એક રંગીન પળ રુપ શરમાતું હતું અને પ્રેમ ગભરાતો હતો ગયા નવેમ્બર અને ડીસેમ્બરની ધટના વડોદરાની fine arts નવ જેટલા student

યુવતીઓ હતી પ્રસ્તાવ સર્વ અનુમતિથી પાસ થઈ ગયો તારીખો નક્કી થઈ ગઈ પછી ક્યાં જવું એ વિશે ચર્ચા ચાલી હતી ખુશ્બુ એ કેરલા ના પહાડ નું સૂચન કર્યું વનલતા ને કાશ્મીર યાદ આવ્યું સોનકે અરુણાચલ જવાની ઈચ્છા દર્શાવી પીનાકે ગુજરાતમાં જ આવેલા ડાંગ ના જંગલ ઉપર પસંદગી ઉતારી અત્યારે સુધી શાંત રહીને બધુ સાંભળ સાંભળતી રહી કલિકા એ પોતાના દિલની વાત રમતી મૂકી મારી ઇચ્છા છે કે આપને કુલુ પાસે આવેલા નગર નામના સાવ નાનકડા ગામમાં જઈએ ત્યાં મહાન રશિય ચિત્રકાર નિકોલસ